એક વસ્તુ અહીંયા observe કરવા જેવી છે મિત્રો કે અહીંયા મેં તમને છેલ્લા બે વાક્ય આપ્યા ને તે આપણે સમજીએ. તે જળવાયું પરિવર્તન વર્ષોથી થાય જ છે તેઓ તેવું ક્યારેય નથી બન્યું કે જળવાયું પરિવર્તન થવાનું બંધ થયું હોય પણ મિત્રો ધ્યાન એ રાખવાનું કે વધ્યું કે ક્રાંતિ, બાદ જે જળવાયું પરિવર્તન થયું છે એની ઝડપ વધી ગઈ છે બરોબર એટલે કે ફટાફટ chsnges થાય છે એનું reason એ છે કે માનવીએ આપણી માનવીય પ્રવૃત્તિઓ બરોબર કે આપણે ઘણું બધું પર્યાવરણ સાથે છેડછાડ કરી છે તેનું પરિણામ શું આવે? કે જળવાયુ પરિવર્તન છે તેમાં સ્પીડ speed આવી જશે બરોબર તો ઝડપથી વાતાવરણ છે બરોબર એમાં બદલાવ આવી જશે હવે જો જળવાયું પરિવર્તન આપણને કેવી રીતે ખબર પડી? તો જળવાયું પરિવર્તન થયેલું છે તો નોર્મલી આપણે એક વસ્તુ observe કરો, આજથીદસ પંદર વર્ષ પહેલા તમે જોયું કે જોતા હશો કે એટલા બધા માત્રામાં વાવાઝોડા ન હતા આવતા જેટલા અત્યારે આવે છે ખાસ કરીને છેલ્લા તમે જોયું હશે કે બે હજાર ઓગણીસ ના વર્ષમાં રેકોર્ડ બ્રેક થયેલો છે એટલા વાવાઝોડામાં આવી ગયા આવું, આવું નથી બનતું કે એક જ વર્ષમાં આટલા બધા વાવાઝોડા આવે. બરોબર. તો આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી છે બરોબર વરસાદથી પેટર્નમાં પણ બદલાવ આવેલો છે પવન છે એમાં પણ બદલાવ આવેલો છે, ધ્રુવ પ્રદેશ ઉપરના જે ગ્લેસીયર છે એમાં પણ,

રણ પ્રદેશ વિસ્તાર છે એમાં પણ પૂર આવે છે બરોબર તો આ બધી વસ્તુઓ ઉપર જળવાયું પરિવર્તન ની એક પ્રકારની અસરો તમે જોઈ શકો છો. બરોબર એટલા માટે બીજું સ્ટેટમેન્ટ એવું આપેલું છે કે જળવાયુ પરિવર્તનમાં પણ સામે,

પવન. આપણે માપી શકીએ છીએ જેની પછી છેલ્લા સો વર્ષની અંદર આપણે. તો કે માનવીય પ્રવૃત્તિઓ છે મેં તમને કીધુ એ પ્રમાણે કે કુદરતનું વર્ષોથી બરોબર પૃથ્વી એટલે કે પૃથ્વીનું. એટલે કે પૃથ્વીની શરૂઆતની એટલે કે પૃથ્વીનું, છેલ્લા સો વર્ષથી જળવાયુ પરિવર્તનની જે ઝડપ છે તે બરોબર છે તે ખૂબ વધી ગયું છે અને એનું સિમ્પલ રિઝલ્ટ છે માનવીય પ્રવૃત્તિ જે આપણી પોતાની પ્રવૃત્તિઓ છે. માનવીય પ્રવૃત્તિઓ કઈ તો આપણી ગ્રીનહાઉસ ગેસની ઉત્સર્જન આપણે ઔદ્યોગિક ક્રાંતિ બાદ વધાર્યો, એના પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન છે તે સતત વધતો જાય છે બરોબર અને તેને જ આપણે ગ્લોબલ વોર્મિંગ કહેતા હોઈએ છીએ . તો મિત્રો હવે જરાક આપણે આગળ આવીએ તો ગ્લોબલ વોર્મિંગ શું છે તેની અસરો શું છે? તેના ઉપર આપણે જરાક આગળ વધીએ તો તો સૌથી પહેલો ટોપિક અહીં આપેલો છે તે ગ્લોબલ વોર્મિંગ વિશેનો. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તે આપણે બેઝિક સમજીએ જુઓ. આપણે એવું બોલતા હોઈએ કે પૃથ્વીનો તાપમાન વધ્યું. ખરેખર પૃથ્વીનું તાપમાન વધવું ના કહેવાય પણ પૃથ્વીની સપાટી નો તાપમાન વધ્યું કહેવાય બરોબર પૃથ્વીનું તાપમાન એટલે કે પૃથ્વીની અંદર તો ઘણી બધી વસ્તુઓ આવે પોર પણ આવે મેન્ટલ પણ આવે. પણ એની ઉપર તમે જોશો લેયરઉપર લેયર એટલે કે ટ્રોપોસ્ફિયર, ટેટ્રોસ્ફિયર, આઈનોસ્ફિયર ઘણા બધા લેયર આવેલા છે. પણ અહીંયા ગ્લોબલ વોર્મિંગ તમે કયા લેયરમાં અનુભવ અનુભવી શકો તેનું સિમ્પલ રિઝલ્ટ એ છે તો ગ્લોબલ મીન્સ કે ગ્લોબલ વોર્મિંગ તમને કયા પ્લેયરમાં અસર કરે છે. તો ટ્રાફોસ્ફિયર ની અંદર તો ટ્રોપોસ્ફિયર ની અંદર એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ ની માત્રા એ પણ લેયરમાં વધતી હોય એટલે કે મોટાભાગની આપણને ખબર છે કયા લેયરમાં વધે છે તો કે ટ્રોપોસ્ફિયર ટ્રોપોસ્ફિયર એટલે કહ્યું તો કે પૃથ્વીની સપાટીનું પહેલું લેયર. તો કે પૃથ્વીની સપાટીનું પહેલું લેયર છે ટ્રોપોસ્ફિયર. એમાં જો વધારો થાય તેને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે બરોબર એટલા માટે મેં તમને પહેલું વાક્ય દર્શાવેલ છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીની સપાટીની નજીક ના વાતાવરણમાં કે ટ્રોપોસ્ફિયર થયેલો, ની નજીક ના વાતાવરણમાં એટલે કે નજીકના લેયરમાં ટ્રોપોસ્ફિયરમાં બીજી વસ્તુ, તાપમાનમાં જે વધારો થયો છે તેના પરિણામે આપણે જે આબોહવા વૈશ્વિક બદલાવ આવી શકે છે બરોબર અને પ્લસ બીજી વસ્તુ, અને તેને શું આપણી ગ્રીનહાઉસ ગેસ છે એ જતું કે, ગ્લોબલ વોર્મિંગ થવાનું કારણ બંને હોઈ શકે કુદરતી રીતે પણ હોઈ શકે છે અને કુત્રિમ રીતે પણ થઈ શકે છે પણ કૃત્રિમ રીતે તો છેલ્લા સો વર્ષમાં, ગ્લોબલ વોર્મિંગ છે તે બંને રીતે થઈ શકે છે એવું નથી કે એક જ રીતે ગ્લોબલ વોર્મિંગ બંને રીતે થઈ શકે કુદરતી અને કુત્રિમ ખાસ ધ્યાન રાખજો exam ની અંદર આ વાક્ય પુછાય છે અને exam ની અંદર તમને એવું વાક્ય પૂછે કે ગ્લોબલ વોર્મિંગ, તો આ વાક્ય સાચું છે કે ખોટું તો મિત્રો યાદ રાખજો આ વાક્ય ખોટું છે ફક્ત કૃત્રિમ નહીં બંને આવશે કુદરતી રીતે પણ થઈ શકે અને કૃત્રિમ રીતે પણ થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગ છે ને એ સામાન્ય રીતે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા, પ્રવર્તે છે. શકતું નથી કુદરતી રીતે તાપમાનમાં એટલો ઝડપથી વધારો નથી થઈ શકતો પણ માનવીય પ્રવૃત્તિ, ઝડપ છે એમાં બહુ વધારો થયેલો છે એટલા માટે આપણે, નોર્મલી આપણે એવું કહેતા હોય ગ્લોબલ વોર્મિંગ નું મુખ્ય કારણ માનવીય પ્રવૃત્તિઓ છે. અને એ પછી એક અગત્યનો મુદ્દો છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામે શું શું થઈ શકે? પૃથ્વીમાં ગ્લોબલ વોર્મિંગ ના લીધે કઈ કઈ અસરો થઈ શકે? આઠ અસર આપેલી છે એમ આઠ અસર સમજવી છે. તો આપણે એક લાઈનમાં વ્યવસ્થિત સમજીએ બરોબર તો ચાલો એમાં ચોથી અસર પહેલા સમજીએ. એટલે કે ગ્લેસરનું પીગળવું ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરીએ. ગ્લેશરનું પીગળવું એટલા માટે કે આપણે છેલ્લે શું ભણ્યા ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનો તાપમાન વધે છે. હવે જો પૃથ્વીનું તાપમાન વધતું હોય તો મતલબ આપણે એક વસ્તુ છે કે જે ધ્રુવ પ્રદેશ ઉપર બરફ છે. પ્લસ આપણા જે ઊંચાઈ ઉપર જે ગ્લેશિયસ રહેલા છે એ બધા પીગળવાના જ છે. હવે જે ધ્રુવ પ્રદેશ ઉપર બરફ પીગળશે પ્લસ આપણા ગ્લેશિયર પીગળશે. એનું પરિણામ શું આવશે કે નદી અને સમુદ્ર આ બંનેમાં પાણીનો જથ્થો વધવાનો છે. બરોબર? અને એનું પરિણામ શું આવશે કે સમુદ્રની નદીઓ પણ અલ્ટીમેટલી ક્યાં પૈકી થવાની છે સમુદ્રમાં. એટલે કહેવાનો મતલબ સિમ્પલ છે કે સમુદ્રની જે સપાટી છે. બરોબર એમાં વધારો થશે. બરોબર એટલે કે તમે જોઈ શકો કલેશરનું પીગળવું છે

વધારો થઈ જશે. અને સમુદ્રની સપાટીનું વધારો થવાનું પરિણામ શું આવશે? વધારો થશે એનું પરિણામ એ આવશે કે પૃથ્વી ઉપર જે નીચાણ વાળા સ્થળો છે. બરોબર, ઉદાહરણ તરીકે કેવા નીચાણવાળા સ્થળો મુંબઈ છે, પ્લસ વેનિશ છે. બરોબર, તો આવા ઘણા બધા સમુદ્રના કિનારા ની આજુબાજુ વસેલા જે નીચાણવાળા, એ ડૂબવાની સંભાવના રહેશે. બરોબર, અને વિજ્ઞાને એક અંદાજ પણ લગાવેલો છે આયુષ્યએલના. બરોબર કે બે હજાર પચીસ સુધી

કરેલી છે. બરોબર એટલા માટે તમને ખબર હશે કે દુનિયાનો એક દેશ કે જે અત્યારે જળવાયું પરિવર્તન માટે સૌથી વધારે પ્રયત્ન કરી છે. ભલે નાનો છે, પણ પ્રયત્ન કરે છે. એનું નામ શું? માર્શલ આઇલેન્ડ. બરોબર ખાસ એમના વિશે વાંચજો કરંટ અફેર્સમાં આવે તો. ચાલો એના પછી આગળ વધીએ. ચોથી વસ્તુ જે છે ગ્લેશિયર નું પીગળવું એની અસર શું થશે? સમુદ્રની સપાટીમાં

અસર થાય છે. તમે પેપરમાં જોયું હશે. અલ્નીનો અને લાનીનો.

અને આપણે ભારતની અંદર જે વરસાદનું પ્રેડિશન છે એ ખૂબ અગત્યનું છે. કારણ કે ભારતના મોટાભાગના ખેડૂતો છે બરોબર એ એ જ પ્રમાણે વાવણી કરતા હોય છે. બરોબર તો વરસાદની પેટન માં જો બદલાવ આવશે તો એ પણ આપણા માટે એક સમસ્યા રૂપ છે. એની પછી શું છે? જે વાવાઝોડા આવેલા છે. નિસર્ગ ને બધા વાવાઝોડાઓ તીવ્રતામાં વધારો થવો, પ્લસ હીટ વેવ ની ઘટનાઓ બનવી. બરોબર એટલે હીટ વેવ એટલે શું? કે ઉનાળાનો જે હીટ વેવ એટલે સિમ્પલ વસ્તુ છે. તો ઉનાળાના માં આપણને ખબર હશે અમુક દિવસો, ગરમી અનુભવાતી હોય અને રાત્રે પણ એટલી ગરમી લાગતી હોય. એ જે સમયગાળો હોય ને બે કે ત્રણ દિવસનો. હવે હીટ વેવના હીટ વેવ નું શું થાય. કે હીટ વેવ જુઓ જેટલી માત્રા કે ગ્લોબલ વોર્મિંગ પર શું અસર થાય એ નોર્મલી, ની અંદર બે થી ત્રણ વખત હિટ વેવ થતી હોય છે. બરોબર ગ્લોબલ વોર્મિંગના પરિણામે શું થાય છે ને સતત એમાં સમયગાળો વધારી દે. ચારથી પાંચ દિવસ સુધી સતત ગરમી રહે આવો પણ બની શકે બરોબર? પાંચમું કારણ આપેલું છે વન્ય આવાસોને નુકસાન. એક ઉદાહરણ સમજીએ જુઓ મેં તમને કીધુ ગ્લેસીયર નો પીગળી જવું. જો મિત્રો અહીંયા વન્ય આવાસો નહીં અહીંયા ગ્લેશિયર ની પીગલી ત્યાંથી જઅસર દેખી કારણ ઘણા બધા તેઓ ગ્લેસીયર ઉપર રહેતા હોય. બરોબર ધ્રુવ પ્રદેશો ઉપર ઘણા બધા ગ્લેસીયર છે એના ઉપર રહે છે ઉદાહરણ તરીકે, પોલાર બિયરની એક ખાસિયત છે એની એક ખાસિયત એ છે કે પૃથ્વી ઉપર સૌથી મોટો માંસાહારી પ્રાણી પોલર બિયર છે, હવે આજે પોલર બિયર છે બરોબર એ ગ્લેસીયર ઉપર રહેતો હોય છે અને એનો, તરફ હોય છે બરાબર એને ખોરાક ક્યાંથી મેળવે બરફની નીચે જે માછલીઓ હોય બરોબર અમે પકડે અને એનાથી જ પોતાનું, સતત પીગલતા હોય બરોબર અને ગ્લેસીયર છે એ આપણને ખબર જ છે કે એ એમની જાડાઈ વર્ષોને વર્ષો પાતળી જ થતી જાય છે અને તેમની તૂટવાની સંભાવના પણ વધી જાય છે તૂટે છે અને આગળ વધતા જાય છે તેનું પરિણામ શું આવે કે જે આ પોલર બિયર, સતત નાની જ થતી જાય. પણ ઓછો મળવા લાગે છે અને એટલા માટે તમે જોયું હશે બે હજાર ઓગણીશ ના વર્ષમાં બરોબર ધ્રુવ પ્રદેશ મીન્સ કે પોલર નેશનલ જીયોગ્રાફી ચેનલ ઉપર પોલર બિયરનો એક વિડીયો આવેલો હતો. તેમાં બતાવેલું હતું કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે આજે પોલર બિયર છે તે ભૂખ મર, તે દિવસનો વિડીયો બતાવેલો હતો. સુધી ખોરાક નથી મળતો કારણકે તે આઈસ ની sheet હોય છે તે પાતળી થઈ ગઈ હોય છે તે તૂટી જાય છે અને સમુદ્રમાં આગળ વધતી જાય છે બરોબર અને પ્લસ એમના માટે રહેઠાણની જગ્યા છે એટલે કે ખોરાક મેળવવાની જગ્યા જે છે બરોબર બરફની sheet એ ખૂબ જ ઓછી વધે છે. અને ખોરાક નથી મળતો અને મૃત્યુ પામે છે. બરોબર છે હકીકતમાં વન્ય આવાસોને નુકસાન થયું કહેવાય એ સિવાય તમને ખબર હશે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે, રણ પ્રદેશ છે એ પણ આગળ વધતો હોય છે. બરોબર છે તો જંગલોમાં વસતા છે પ્રાણીઓ હોય છે તેમને પણ અસર થતી હોય છે. જ્યારે પછી તમને આપેલું છે કોરલ બ્રિજ બરોબર. કે દુનિયામાં સૌથી મોટું કે દુનિયામાં સૌથી મોટું કોરલ બ્રિજ, ખંડ પાસે ગ્રેટ બેરિયર લિફ તમે નામ સાંભળ્યું હશે યાદ રાખજો મિત્રો જે ગ્રેટ બેરિયર લિફ છે તે દુનિયાની સૌથી મોટી કોરલ સાઇટ છે બરોબર પરવાળા ના ખડકો માટેની સાઈટ છે. કોરલ નું એક સાથે બ્લીચિંગ થઈ ગયેલું હોય છે. કોરલ બ્લીચિંગ એટલે બીજું કાંઈ નહીં કોરલ ઉપર જે સૂક્ષ્મ જીવો રહેતા હોય તેમનું મૃત્યુ પામ છે. ને તે imptopic છે આ topic ને આપણે આગળના લેક્ચરોમાં કમ્પ્લીટલી, બરોબર પણ અત્યારે એક વસ્તુ યાદ રાખજો ગ્લોબલ વોર્મિંગના પરિણામે કોરલ બ્લીચિંગ થઈ શકે અને થાય અને થાય જ છે મિત્રો બરોબર, તે પછી છે સમુદ્રનું તાપમાન વધવાથી પ્લાન્ટન ને નુકસાન, પ્લાન્ટન એટલે બીજું કંઈ નહીં પરંતુ સમુદ્રના સૂક્ષ્મ જીવો કે તમને ખબર હશે જમીન ઉપર તમે રહેતા મીન્સ કે જમીનો પર તમે આહાર ચક્ર બનો, મીન્સ કે આહાર કડી બનતા હો તેમાં તમે જોયું હશે કે આહાર કડી ની શરૂઆત થાય વનસ્પતિથી બરોબર, એ વનસ્પતિને હવે તૃણાહારી પ્રાણીઓ ખાય ને તૃણાહારીને માંસાહારી. ને અહીંયા સમુદ્રની અંદર જુઓ તમે અને આહાર કડી બનવા જાઓ તો અહીંયા માછલીઓનો જે ખોરાક છે મુખ્ય,

હમણાં વૈજ્ઞાનિક, વિષુવવૃત ની આજુબાજુના વિસ્તારોમાં થતા હોય, વિષુવવૃત ની આજુબાજુના વિસ્તારોમાં થતા હોય વિષુવવૃતની આજુબાજુના વિસ્તારમાં જે રોગ થતા હોય મિત્રો તે મોટાભાગે મચ્છરના લીધે થતા હોય બરાબર ઉદાહરણ તરીકે કયા રોગ તો જો હું તમને ઉદાહરણ આપું. મલેરીયા, ડેન્ગ્યુ, હાથીપગો, કે જ્યાં ભેજવાળુ વાતાવરણ રહેતું હોય અને ગરમી પણ રહેતી હોય એવી જગ્યાએ મચ્છર નો ઉપદ્રવ આપણને ખબર છે થતો હોય તેવી જગ્યાએ મલેરિયા ને આવા બધા ટ્રોપિકલ ડીસીઝ છે ને એ થતા હોય તો ગ્લોબલ વોર્મિંગ ના નામે નવા નવા ગ્લોબલ, ટ્રોપિકલ ડિસીઝ છે. જેમાં અત્યારે કોવિડ nineteen નો સમય ચાલે જ છે તો તમારે homework માં જાણવાનું છે કે મલેરિયા ડેન્ગ્યુ અને હાથીપગો આ ત્રણેય કયા મચ્છરથી ફેલાય મિત્રો ફરીથી કહી દઉં મલેરીયા ડેન્ગ્યુ અને હાથીપગો. નો રોગ છે એટલે કે વાઈરસથી બેક્ટેરિયા થી કે પટ્ટીકૃમિથી, થઈ શકે છે.

ના મળે તો ચિંતા ના કરતા next lecture માં આપણે જોઈ લઈશું. તો ગ્રીન હાઉસ એટલે શું? બરોબર તો simple વસ્તુ observe કરીએ આપણે કારણ કે ગ્રીન હાઉસ અસર આપણે ભણવી હોય તો આપણને સૌથી પહેલા તો ગ્રીન હાઉસ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. દોરેલી છે બરોબર તો સૌથી પહેલા અહીંયા મેં ગ્રીનહાઉસ ડ્રો draw કરવાનો પ્રયત્ન કરેલો છે. કે તમે ઘણી બધી જગ્યાએ ગ્રીનહાઉસ જોયેલા હશે કે તેમાં શું હોય ફરતે ચાર દીવાલ હશે અને ઉપર પારદર્શક આવરણ હશે.

ગ્રીન હાઉસ નો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો કે શીત પ્રદેશો ની અંદર કે જ્યાં વાતાવરણ ખૂબ ઠંડુ રહેતું હોય તો એનું પરિણામ શું આવે કે વનસ્પતિ છે તે થીજી જવાનો ડર રહે. કરવા માટે શું કરવા, તો ગ્રીન હાઉસ, બરોબર તો એ જરાક આપણે observe કરીએ. તમને સિમ્પલ ભાષામાં મેં કીધું enter થશે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ગ્રીન હાઉસ અસર સમજવી હોય ને તો ગ્રીન હાઉસ બરાબર તમને ફક્ત ખબર હોવી જોઈએ કે કઈ રીતે કામ કરે છે. જો મિત્રો સૂર્યપ્રકાશમાંથી જે, તરંગો આવતા હોય બરોબર એની ફિકવન્સી કેવી હોય પેલો સવાલ, આ બરોબર સૂર્યપ્રકાશ માંથી જે તરંગો આવે છે તેને ફ્રીક્વન્સી કેવી હોય તો હંમેશા યાદ રાખવાનું તેની ફ્રિકવન્સી વધારે હોય વધારે. સૂર્યપ્રકાશ માંથી જે તરંગો આવે છે તેની ફ્રિકવન્સી ઊંચી હોય છે અથવા તો વધારે હોય છે ફ્રિકવન્સી એટલે શું ગુજરાતીમાં આપણે શું કહેતા હોઈએ છીએ આવૃત્તિ. માં હોય આવૃત્તિ ફરીથી કહું છું આવૃ અને તરંગ લંબાઈ બંને શું હોય? અને એક વધે છે તો બીજું, અને હોય. અને જો આવૃત્તિ ઓછી હોય, રાખવાની છે મિત્રો ખાસ આ વસ્તુ ધ્યાનથી યાદ રાખવાની છે. પ્રમાણમાં છે આ ખાસ યાદ રાખવાનું છે પ્રમાણમાં હોય તો એકબીજાના ઉલ્ટા ચાલતા હોય છે એક વધે તો બીજું ઘટે બરોબર. કેટલા પાછળ હવે હું તમને શું કહું છું કે સૂર્યપ્રકાશ માંથી મીન્સ કે સૂર્યપ્રકાશ આવે છે તેની આવૃત્તિ કેવી હોય છે વધારે હોય છે.

એટલે કે એની ફ્રીક્વન્સી કેવી હોય છે? અહીંયા સાપેક્ષે હું તમને બીજું વાક્ય પણ કહી શકું કે સૂર્યપ્રકાશ માંથી જે કિરણો આવે છે તેની તરંગ લંબાઈ વધારે sorry તરંગ લંબાઈ ઓછી હોય છે ફરીથી કહું છું મિત્રો હું બે વાક્ય બોલું છું અને, એની આવૃત્તિ, હોય છે કોણ વધારે હોય છે? આવૃત્તિ અથવા તો ફ્રિકવન્સી બરોબર. તરંગોની તરંગ લંબાઈ ઓછી હોય છે. પ્રમાણે એક વધુ હોય તો બીજો ઓછો હોય. તરંગો આવે છે. ગ્રીન હાઉસ ની છતમાંથી જેવા કે,

એની ઉર્જા છોડી દેશે. ડી દેશે.

તથા તરંગો કેવા છે તેનું નામ શું છે? તેનું નામ શું છે? દ્રશ્ય પ્રકાશ બરોબર. એક સફેદ રંગનું કિરણ હોય એનું તમે કેટલા અલગ અલગ રંગનું મિશ્રણ સફેદ રંગથી કરી કેટલા અલગ અલગ રંગોનું મિશ્રણ હોય સાત રંગોનું મિશ્રણ હોય બરોબર તેને દ્રશ્ય પ્રકાશ કહે છે. દ્રશ્ય પ્રકાશ એટલે એવો પ્રકાશ કે જેને આપણી આંખ જોઈ શકે.

એ બની જાય ઇન્ફ્રારેડ કેવા બની જાય ઇન્ફ્રારેડ તરંગો તેને ગુજરાતીમાં શું કહેવાય? ઇન્ફ્રારેડ, થતું હોય થોડુંક .

તમને સમજાવવાનો છે એટલા માટે.

જે લોકો અને સમજી નથી શકતા અને બોલી જતા હોય છે બરોબર એન્વાયરમેન્ટમાં ભણી તો લેતા હોય છે, લગભગ થોડુક, બરોબર એટલે કયા નામથી ઓળખવા? ફ્રિકવન્સી વધારે હોય. કદાચ ગ્રીન હાઉસ દર માં enter થઈ જશે એના પછી, રંગના તરંગો આવેલા છે.

કે ઇન્ફ્રારેડ, એમાંથી અમુક તરંગો છે ને! તેનામાં શું આવશે? તાપમાન જાળવી રાખશે. જ્યાં ઇન્ફ્રારેડ,

જો આ બાબતો સમજાવું છું મિત્રો ધ્યાનથી સાંભળજો. હું જ્યારથી પાંચ વાક્ય બોલીશ તો ના યાદ રહેતા હોય એક વખતમાં તો લખી રાખજો. નો સમાવેશ દ્રશ્ય પ્રકાશ. ફ્રિકવન્સી વધારે હોય છે. અને તરંગ લંબાઈ ઓછી હોય છે. અહીંયા, એની પછી સૂર્યપ્રકાશ ગ્રીનહાઉસ ની અંદર enter થાય પછી પોતાની ઊર્જા ઓછી કરી મીન્સ કે ઊર્જા છે એ મૂકીને, તેમાંથી શું થઈ જશે તો એની ફ્રીક્વન્સી ઘટી જશે હવે,

ઇન્ફ્રારેડ તરંગોમાં convert થઈ જાય તો ભાઈ ઇન્ફ્રારેડ, તરંગો અંદર સચવાઈ જશે અને અડધા અમુક બહાર નીકળી જશે હવે એનું પરિણામ શું આવશે કે જે અંદર સચવાઈ ગયા છે તે તરંગો શું કરશે અંદરનું તાપમાન જે છે તે જાળવી રાખવાનું પ્રયત્ન કરશે બરોબર એટલે કે હું પણ, વધારે હોય છે વાક્ય, ની ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ ઇન્ફ્રારેડ તરંગો કરતા કેવી હોય છે? વધારે હોય છે. સમજીએ. તરંગોની તરંગ લંબાઈ કરતાં કેવી હોય છે? ઓછી હોય, ઓછું છે ધ્યાનથી સમજજો અહીંયા picture એટલા માટે જ મેં draw કરેલું છે અહીંયા જો મેં ફ્રિકવન્સી નથી, લંબાઈ છે એ ઓછી હોય કોની સાપેક્ષ ઓછી હોય? ઇન્ફ્રારેડ ની સાપેક્ષ. તો draw કરીએ. તો ફરીથી મુદ્દો આવશે. તો આશાવાદી અહીંયા હું આશા રાખું છું તમામ મિત્રોને મારી ઘટના ને તે મેં જે તમને ઘટના સમજાવી તે સમજાવી ગયું હશે બરોબર અને જે લોકોને ના સમજાતું હોય એ ફરીથી lecture તે પછી next વસ્તુ પર આવી, ગ્રીન હાઉસ અસર એટલે શું? તો હવે એના ઉપર આવીએ બરોબર કે? તો શું સમજ્યા કે ગ્રીન હાઉ અસર સમજ્યા. હવે અહીંયા આપણે એક મોટો, તો આખું આપણું ઘર છે તેમાં મિન્સ કે આપણા ગ્રીનહાઉસ ભરેલા હતા તેમાં ઘર ઉપર શું હતી? છતનું કામ,

means કે અહીંયા જો મેં તમે. કરી શકો છો .

અરે તું તો અવાજ પણ બી ભૂલી ગઈ મારો ઓળખતો શુ વાત કરો છો તું તો મારો અવાજ થી બી ના ઓળખી! ઘણાં દિવસે call કર્યો એટલે શુ? હમ તારા અવાજ માં બી થોડો changes થઇ ગયો છે એવું છે આહ આપણે અત્યારે face to face મળીએ પછી આપણને ખબર પડે કે તું કેવી મસ્તીખોર છે ક પહેલા જેવી જ છે કે વધાર change થઈ ગયું છે તારા માં એટલા માટે બોલ બીજું કેમ મજામાં છે?

હા તારી યાદ આવી મને કહ્યું ક લાય હું પીનલ ને call કરું મેં કીધું પીનલ તો મને યાદ નઈ કરે પણ હું તો એને call કરીન કહું!

okay એવું છે કેમ છે હવે તારા પપ્પા ને? એવું છે એવુંછે! હા આવી નથી ઘણા TIME હવે અત્યારે આવું છે ચલ ને હું વિચારું છું કે હું ગામડે અત્યારે ભાવનગર છું. બરોબર છે દાદા સાથે અત્યારે છે ભાવનગર છું હા દાદા જોડે બરોબર છે હા proper ભાવનગર છે એટલે ભાવનગર થી થોડુંક અમ પંદર વીસ kilo meter જેવું થશે સ્વામિનારાયણ મંદિર જોયું ગઢડા એનાથી પાંત્રીસ kilo meter exact મારુ ગામડું છે ત્યાં, તો અત્યારે દાદા જે છે એમને અત્યારે ખેતર નું છે બરોબ થોડું કામ તો મને કેહ આય call કરીને એટલે તો હું અત્યારે થોડા મહિના થી હું ત્યાં છું ગામડે એટલે આવી તો નથી હાલ અત્યારે હા એટલે અત્યારે બઉ busy છું તો મને અત્યારે free પડી મેં કીધું લાય પીનલ ને તો કોઈ દિવસ તો આપણા friend નો તો યાદ કરીએ પછી લાય હું પીનલ ને call કરું પછી ધીમે ધીમે બધાને call કરીન યાદી આપશુ. ભાવનગર માં તો માતાજી નું મંદિર છે ખોડિયાર મંદિર કેહ છે ને આપડે હા ખોડિયાર માં નું મંદિર છે ભાવનગર આપણે ત્યાં, હા. ના એમ જ મંદિર નથી એમનું પ્રાગટ્ય જ ત્યાં છે ભાવનગર માં જ એમનું છે મંદિર બઉ સરસ છે હા પેલા જૂનું હતું અત્યારે નવું ન જૂનું બંને છે એ ને જુના માં થોડું વધારે અમ પ્રાચીન કાળ નું જોવાલાયક છે એમ પણ અત્યારે સારું છે પ્રાચીન મંદિર છે ત્યાંનું એમ પ્રાગટ્ય છે ત્યાંનું ભાવનગર ખોડિયાર માંનું એટલા માટે હા ઘણાં બધા આવે છે અલા બઉજ pablic ઓ આવે છે ત્યાં તો અને બધા લોકો ની માનતા બી પુરી થાય છે ત્યાં બઉ જ સારું છે એટલે ત્યાં સારું છે. ને આપણે સ્વામિનારાયણ જે મંદિર કહીએ છે ગઢડા, ત્યાં બી સ્વામિનારાયણ નું મંદિર બઉ સરસ છે જૂનું બી મંદિર છે ને નવું બી મંદિર છે નવું મંદિર માં તો બઉ સરસ છે ત્યાં તો પેલા આપણે અક્ષરધામ સાંભળ્યું છે ન તે નામ અમદાવાદ માં બરોબર ના ગઢડા માં મંદિર નથી આયુ પણ આપણે અક્ષરધામ અમદાવાદ માં આવેલું છે ગાંધીનગર પાસે બરોબર છે તો ત્યાં હા, હા ત્યાં ખબર છે પ્રદર્શન છે પણ એવું ગઢડા માં આપણે પદર્શન નો વિકાસ નોતો અત્યારે છેલ્લાં બે ત્રણ મહિના થી ત્યાં થઇ ગયું છે જેવું જ આપણે ગાંધીનગર માં પ્રદર્શન થાય છે ન! એવી રીતે same to same અહીંયા જ થાય છે ગઢડા માં બી થવા માંડયું છે અત્યારે તો પ્રદર્શન ને એમાં તો એનથી ચાર છે એમાંબી, સારું થાય છે એના જેવું જ થાય છે પણ સારું છે પહેલા નહતું વિકાસ, અત્યારે થઇ ગયો છે, એટલા માટે ના ત્યાં પ્રદર્શન ખોડિયાર માંનું નથી એતો ભાવનગર માં ખોડિયાર માંનું મંદિર છે ખાલી એમ પ્રાચીન મંદિર છે એમનું પ્રાગટ્ય ભૂમિ છે એમની આપણે સ્વામિનારાયણ નું મંદિર ગઢડા છે ને! ગઢડા હા ત્યાં છે તો આપણે નાઈ કેતાં વડતાલ છે

હા બધા કેહ ચાલો આપણે જઈએ કેહ મેં કીધું સારું ચાલો જઈએ કેમ ક અહીંયા શુક્રવારે હોય છે બરોબર છે તો આપણે તૈ ગામડામાં આપડે હીરા ઘસે ને બધા હીરા નો ધંધો છે અહીંયા આપણે, બરોબર અમારે સુરત માં બી છે પણ અહીંયાં તો બધા નાના નાના ગામડાં ઓ માં વિકાસ થઇ ગયો છે અમારે ગામડાં માં તો બૌ જ ચાલે છે હીરા નું તો, તો બધાન, હા આપણે હીરા નઈ ઘસતાં ઓલા diamond ના હીરા નઈ બનાવતા આપડે!

આપણી કરતા બી વધારે fast કમાણી છે ના મહેનત વધારે એમનાં કંઈ જ નથી બઉ લગભગ તો એક minute બી થતી હશે એમને વધારે બનાવ, speed હોય તો એમને તો એક જ minute થાય છે બનાવતા વધારે વાર નથી લાગતી એમને તો સમય ના આપણે કેમ ઘંટી આવે છે એક એવી એમાં ચાર જના બેસી શકે સામે સામે અત્યારે તો જો અમુક જગ્યાએ તો અમુક ladies નું જ હોય છે અમુક કારખાને હીરા ના આપને gents ના હોય છે ladies gents ભેગા બી બેસી શકે છે ત્યાં તો ત્યાંના તો દસ થી પંદર હજાર રૂપિયા નું તો કામ કરે છે હીરામાં હા મહિના ના તો! ઘણું બધું કામ કરે છે તો અહીંયા બઉ વિકાસિત અમ વિકાસ ઘણો છે અહીં હીરા નું અત્યારે ચાલે છે અમારે અહીંયા એમ, તો શુ? અત્યાર ની છોકરીઓ અત્યાર ગામડાં નું તો કામ કરી ના શકે બરોબર છે, કામ હોય તો જાય ખેતરે બાકી તો પછી આ રીતના હીરા ઘસતા હોય તો એમને શુક્રવારે off હોય એદા મેં દુ ચૈ ક બધા કેહ ચલો ગઢડા સ્વામિનારાયણ મંદિરે જઈએ મેં કીધું ચલો આપણે બી ફરતા આયીએ એટલે હવે અત્યારે ખેતર નું કામ થોડું ધીમું ધીમું પડ્યું છે એટલે વાંધો નથી કેમકે અત્યારે દાદા એ થોડા ઘઉં વાવ્યા છે ઘઉં નું વાવેતર કર્યું છે પાણી ન એવું કરે છે એટલે વાંધો નથી આવતો એટલે હમણાં થોડોક time break છે હા એવું છે

એટલે એવું હોય છે એમાં છે ને લો ત્યાં લોખંડ ની જ આખી ઘંટી બનેલી હોય બરોબર છે એમાં આપણે machine આપણે કેમ આપડે પાણી ની motor હોય છે ખબર છે તને આપણે કપડાં સીવવાં ની મોટી motor નથી નાખતા આપણે ખબર છે machine માં એવી જ motor ઓ હોય છે એ motor થી જ આપણે કરવાનાં, આપણું motor નું બી ધ્યાન રાખવું પડે જો આપણે motor માં કપડાં આપણે આય ગયા ન તો આપણન આખા લઇ લેય અંદર બઉ ધ્યાન રાખવું પડે છે અત્યારે હા એ machine માં બઉ ધ્યાન રાખવું પડે છે આપડે હા આપણે બી જતા રહીએ એટલે કે આપણા કપડાં બી ક્યારેક આપણું મોત બી થઇ શકે છે, થોડુંક વધારે જોખમ કારક છે પણ શું આપણા ને આવી problem થઇ હોય બરોબર છે તો આપણે switch બંધ કરી એટલે વાંધો નથી એવી રીતે છે આમ તો નથી આવતું પણ એમને કંઈક હોય છે અઠવાડિયે કે પંદર દિવસે કંઈક સારણ ગૂંથવાની એમ, એવું કંઈક કેહ છે એ લોકો એમની ભાષા મને તો ખ્યાલ નથી કેમકે મને તો આનું કોઈ knowledge નથી આ બધા વાતો કરતા હોય એટલે હું તને કહું છું. એમાં વધારે આ રીત ના જોખમ હોય છે બાકી તો કોઈ વાંધો નથી હોતો બાકી તો perfect ચાલતે આ લોકો ને, એટલા માટે હા ત્યાં હીરા ઘસે, હા એતો machine આખું machine જ હોય machine એ આખી ઘંટી જ કહેવાય ને! ત્યાં બધા બઉ જ આવું કામ કરે છે અત્યારે તો, બઉ જ, પંદર પંદર વિસ વિસ હાજર રૂપિયા કમાય છે season માં તો, દિવાળી ઉપર season હોય ને તો પંદર પંદર વિસ વિસ હાજર રૂપિયા કમાય, છ વાગ્યે ક સાત વાગ્યે તો ઈ જતા બી રેહ છે કારખાને, એટલું બધું એમની season હોય છે અત્યારે અન સુરત માં તો વધારે, હા મહિના ના વિસ થી પંદર હાજર રૂપિયા કમાય છે બોલો